આ કોઈ દુકાન દેખાય છે જ્યાં પાંચસો થી સાતસો ના કપડા મળે છે.

ગાડીની પાસે ત્રણથી ચાર માણસો પણ ઉભા છે માણસો ઉભી રહી ને એકબીજા બાજુ જોયે છે.

પછાડી ઘણા બધા લોકો જોવા મડે છે પછાડી ખાલી ગ્રાઉન્ડ પણ જોવા મડે છે.

ચાર થી પાંચ બેન્ચો ઉપર ચાર થી પાંચ વિદ્યાર્થીઓ પણ બેઠા છે.

અને નીચે ઘણી બધી સાડીઓ પણ જોવા મળે છે અને સાડીઓની આસેપાસે બીજી સાડીઓ પણ જોવા મળે છે.

આ એક પાર્કિંગ ઇમેજ છે ત્યાં ઘણા બધા કેમેરા જોવા મડે છે અહીં એક વેગન આર ગાડી પણ જોવા મડે છે.

અહીં એક કુંડાનુ ઝાડ જોવા મડે છે અહીં ચારથી પાંચ કુંડા પણ મૂક્યા છે અને કુંડા ટેબલ પર મૂકવામાં આવ્યા છે.

અને અનેક કુંડાઓ જોવા મળે છે અને એની પછાડી લીલા કલર ના કુંડાઓ જોવા મળે છે.

તે ટાવર ની પછાડી આ બાજુ દરિયા કિનારો પણ દેખાય રહ્યો છે.

આ એક પિક્ચર જોવા મળી રહ્યુ છે એ સ્કૂલ નું નિશાનનું કોઈ પિક્ચર જોવા મળી રહ્યુ છે.

આ એક નો ફોટો છે પછાડી ઘણા બધા લોકો જોવા મળ્યા છે.

એમના ફેસ બ્લર પણ છે અને સાથે-સાથે અહીં ઘણી-બધી બાઈકો પણ મૂકી છે બાઈક મેસ્ટ્રો --

લાઈટો પણ જોવા મળી રહી છે અહીં ટાઈમ પણ ઘણો થયો છે.

ત્યાં પછાડી એક ટાવર પણ જોવા મળી રહ્યો છે અહીંથી ચાર થી પાંચ ઝાડો આ પિક્ચર માં દેખાય રહ્યા છે અહીં એક માણસ પણ ઉભો છે જે જેકેટ પેરીને ઉભો છે.

તે ઓઈલ ના નીચે બીજા ગ્રે કલર ના ઘણા ડબ્બાઓ પણ મૂક્યા છે એની બાજુમાં--

અને આ દુકાન અમૂલ ની બ્રાન્ચે ઘણી બધી વેચે છે એવું લાગે છે અને ત્યાં ત્રણ ક્યુ આર કોડ મૂકવામાં આવ્યા છે એ પણ જોવાઈ રહ્યું છે.

અને આ ત્રણથી ચાર લોકો ત્રણ ખુરસી પર અલગ અલગ ટેબલ પર બેઠા છે અને પછાડી એક દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે જ્યાંથી એક ઝાડ પણ દેખાય છે.

જેના ઉપર ચાર થી પાંચ લાઈટો નુ સમૂહ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ દાદરાઓ પણ જોવા મળી રહ્યા છે.

તેની પછાડી એક બાઈક પણ પડેલી છે એની પછાડી એક એફ_ઝી બાઈક પણ જોવા મળી રહી છે.

અને સ્ટીલ ની આથેલી પર એક ડિશ પણ મૂકેલી છે એની નીચે ચાર લોકોને બેસવા માટે જગા પણ ગોઠવવામાં આવેલી છે અને સાથે સાથે અલગથી નીચે ટાઇલ્સો પણ ગોઠવવામાં આવેલી છે.

કુલરો જોવા મળી શકે છે આહિ ચાર થી પાંચ માણસો ઉભા પણ જોવા મળી શકે છે.

અને આ બોટ પણ જોવા મળી રહી છે ત્રણ ચાર લોકો બોટિંગ કરવાની કોશિશ પણ કરી રહ્યા છે.

આ ભવાની સુપરમાર્કેટ પણ લખવામાં આવ્યુ છે એની બાજુમાં પણ એક દુકાન હોય--